મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર
આજે મન કી બાતની સોમી કડી છે
મને તમારા બધાના હજારો પત્રો મળ્યા છે
લાખો સંદેશાઓ મળ્યા છે અને મેં પ્રયાસ કર્યો છે કે વધુમાં વધુ પત્રોને વાંચું જોઉં
સંદેશાઓને જરા સમજવાનો પ્રયાસ કરું
તમારા પત્રો વાંચીને અનેક વાર હું ભાવુક થયો ભાવસભર થઈ ગયો ભાવનાઓમાં વહી ગયો અને પછી પોતાને સંભાળી પણ લીધો
તમે મને મન કી બાતના સોમા હપ્તા માટે વધામણી આપી છે પરંતુ હું સાચા હૃદયથી કહું છું કે વાસ્તવમાં વધામણીને પાત્ર તો તમે સહુ મન કી બાતના શ્રોતા છો આપણા દેશવાસી છો
મન કી બાત કોટિકોટિ ભારતીયોના મન કી બાત છે તેમની ભાવનાની અભિવ્યક્તિ છે
સાથીઓ 3 ઑક્ટોબર 2014 વિજયાદશમીનો તે તહેવાર હતો અને આપણે બધાંએ મળીને વિજયાદશમીના દિવસે મન કી બાતની યાત્રા શરૂ કરી હતી
વિજયાદશમી અર્થાત દુર્ગણો પર સદ્ગુણોની જીતનો તહેવાર
મન કી બાત પણ દેશવાસીઓના સદ્ગુણો સકારાત્મકતાનો એક અનોખો તહેવાર બની ગયો છે
એક એવો તહેવાર જે દર મહિને આવે છે જેની પ્રતીક્ષા આપણને સહુને હોય છે
આપણે તેમાં પૉઝિટિવિટીને સેલિબ્રેટ કરીએ છીએ
આપણે તેમાં લોકોની સહભાગિતાને પણ ઉજવીએ છીએ
ઘણી વાર વિશ્વાસ નથી થતો કે મન કી બાતને આટલા મહિના અને આટલાં વર્ષો વિતી ગયાં
દરેક કડી પોતાની રીતે વિશેષ રહી
દરેક વખતે નવાં ઉદાહરણોની નવીનતા દરેક વખતે દેશવાસીઓની નવી સફળતાનો વિસ્તાર
મન કી બાતમાં સમગ્ર દેશના ખૂણેખૂણેથી લોકો જોડાયા દરેક આયુવર્ગના લોકો જોડાયા
બેટીબચાવો બેટી પઢાઓની વાત હોય સ્વચ્છ ભારત આંદોલન હોય ખાદી પ્રત્યે પ્રેમ હોય કે પછી પ્રકૃતિની વાત
સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ હોય કે પછી અમૃત સરોવરની વાત મન કી બાત જે વિષય સાથે જોડાઈ તે જન આંદોલન બની ગયો અને તમે લોકોએ બનાવી દીધો
જ્યારે મેં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રાધ્યક્ષ બરાક ઓબામા સાથે સંયુક્ત રીતે મન કી બાત કરી હતી તો તેની ચર્ચા પૂરા વિશ્વમાં થઈ હતી
સાથીઓ મન કી બાત મારા માટે બીજાના ગુણોની પૂજા કરવા જેવી જ રહી છે
મારા એક માર્ગદર્શક હતા શ્રી લક્ષ્મણરાવજી ઈનામદાર
અમે તેમને વકીલ સાહેબ કહેતા હતા
તેઓ હંમેશાં કહેતા હતા કે આપણે બીજાના ગુણોની પૂજા કરવી જોઈએ
સામે કોઈ પણ હોય તમારી સાથે હોય કે તમારા વિરોધી હોય આપણે તેમના સારા ગુણોને જાણવાનો તેમનામાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ
તેમની આ વાતે મને હંમેશાં પ્રેરણા આપી છે
મન કી બાત બીજાના ગુણોમાંથી શીખવાનું બહુ મોટું માધ્યમ બની ગઈ છે
મારા પ્રિય દેશવાસીઓ આ કાર્યક્રમે મને ક્યારેય તમારાથી દૂર નથી થવા દીધો
મને યાદ છે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો તો ત્યાં સામાન્ય જન સાથે હળવામળવાનું સ્વાભાવિક રીતે જ થઈ જતું હતું
મુખ્યમંત્રીનું કામકાજ અને કાર્યકાળ આવો જ હોય છે
હળવામળવાના અવસરો ઘણા મળતા જ રહે છે
પરંતુ વર્ષ 2014માં દિલ્લી આવ્યા પછી મેં જોયું કે અહીંનું જીવન તો ખૂબ જ અલગ છે
કામનું સ્વરૂપ અલગ જવાબદારી અલગ સ્થિતિઓ પરિસ્થિતિઓનાં બંધન સુરક્ષાની ઝાકમઝાળસમયની સીમા
શરૂઆતના દિવસોમાં કંઈક અલગ અનુભવતો હતો ખાલીપણાનો અનુભવ કરતો હતો
પચાસ વર્ષ પહેલાં મેં મારું ઘર એટલા માટે નહોતું છોડ્યું કે એક દિવસ પોતાના જ લોકો સાથે સંપર્ક અઘરો થઈ જાય
જે દેશવાસી મારું બધું જ છે હું તેમનાથી દૂર રહીને જીવી ન શકું
મન કી બાતએ મને આ પડકારનું સમાધાન આપ્યું સામાન્ય માનવી સાથે જોડાવાનો માર્ગ આપ્યો
પદભાર અને પ્રૉટૉકૉલ વ્યવસ્થા સુધી જ સીમિત રહ્યો અને જનભાવ કોટિકોટિ જનોની સાથે મારો ભાવ વિશ્વનો અતૂટ અંગ બની ગયો
દર મહિને દેશના લોકોના હજારો સંદેશાઓ વાંચું છું દર મહિને દેશવાસીઓના એકએકથી ચડિયાતાં અદ્ભુત સ્વરૂપનાં દર્શન કરું છું
હું દેશવાસીઓના તપત્યાગની પરાકાષ્ઠાને જોઉં છું અનુભવું છું
મને લાગતું જ નથી કે હું તમારાથી થોડો પણ દૂર છું
મારા માટે મન કી બાત એ એક કાર્યક્રમ નથી મારા માટે એક આસ્થા પૂજા વ્રત છે
જેવી રીતે લોકો ઈશ્વરની પૂજા કરે છે તો પ્રસાદનો થાળ લાવે છે મારા માટે મન કી બાત ઈશ્વર રૂપી જનતા જનાર્દનનાં ચરણોમાં પ્રસાદના થાળ જેવો હોય છે
મન કી બાત મારા માટે મનની આધ્યાત્મિક યાત્રા બની ગઈ છે
મન કી બાત સ્વથી સમષ્ટિની યાત્રા છે
મન કી બાત અહમ્થી વયમ્ની યાત્રા છે
આ તો હું નહીં તું જ એની સંસ્કાર સાધના છે
તમે કલ્પના કરો મારો કોઈ દેશવાસી 4040 વર્ષથી નિર્જન પહાડી અને ઉજ્જડ જમીન પર ઝાડ રોપી રહ્યો છે અનેક લોકો 3030 વર્ષથી જળ સંરક્ષણ માટે વાવ અને તળાવ બનાવી રહ્યા છે તેમની સફાઈ કરી રહ્યા છે
કોઈ 2530 વર્ષથી નિર્ધન બાળકોને ભણાવી રહ્યું છે કોઈ ગરીબોના ઉપચારમાં મદદ કરી રહ્યું છે
કેટલીય વાર મન કી બાતમાં તેમનો ઉલ્લેખ કરતા હું ભાવુક બની ગયો છું
આકાશવાણીના સાથીઓને અનેક વાર તેને ફરીથી રેકૉર્ડ કરવું પડ્યું છે
આજે જૂનું કેટલું બધું આંખો સામે આવી રહ્યું છે
દેશવાસીઓના આ પ્રયાસોએ મને સતત પોતાની જાતને ખૂંપાવવાની પ્રેરણા આપી છે
સાથીઓ મન કી બાતમાં જે લોકોનો આપણે ઉલ્લેખ કરીએ છીએ તે બધા આપણા નાયકો છે જેમણે આ કાર્યક્રમને જીવંત બનાવ્યો છે
આજે જ્યારે આપણે 100મી કડીના મુકામ પર પહોંચ્યા છીએ તો મારી એ પણ ઈચ્છા છે કે આપણે એક વાર ફરી આ બધા નાયકો પાસે જઈને તેમની યાત્રા વિશે જાણીએ
આજે આપણે કેટલાક સાથીઓ સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરીશું
મારી સાથે જોડાઈ રહ્યા છે હરિયાણાના ભાઈ સુનિલ જગલાનજી
સુનિલ જગલાનજીનો મારા મન પર આટલો પ્રભાવ એટલા માટે પડ્યો કારણકે હરિયાણામાં લિંગ અનુપાત પર ઘણી ચર્ચા થતી હતી અને મેં પણ બેટી બચાઓ બેટી પઢાઓનું અભિયાન હરિયાણાથી જ શરૂ કર્યું હતું
અને તેની વચ્ચે જ્યારે સુનિલજીના સેલ્ફી વિથ ડૉટર કેમ્પેઇન પર મારી નજર પડી તો મને ખૂબ જ સારું લાગ્યું
મેં પણ તેમની પાસેથી શીખ્યું અને તેને મન કી બાતમાં સમાવિષ્ટ કર્યું
જોતજોતામાં સેલ્ફિ વિથ ડૉટર એક વૈશ્વિક અભિયાનમાં પરિવર્તિત થઈ ગયું
અને તેમાં મુદ્દો સેલ્ફી નહોતો ટૅક્નૉલૉજી નહોતો પરંતુ તેમાં ડૉટરને દીકરીને પ્રમુખતા આપવામાં આવી હતી
જીવનમાં દીકરીનું સ્થાન કેટલું મોટું હોય છે આ અભિયાનથી તે પણ બહાર આવ્યું
આવા જ અનેક પ્રયાસનું પરિણામ છે કે આજે હરિયાણામાં લિંગ અનુપાતમાં સુધારો થયો છે
આવો આજે સુનિલજી સાથે થોડી ગોષ્ઠિ કરીએ છીએ
નમસ્કાર સુનિલજી
નમસ્કાર સર મારો આનંદ ખૂબ વધી ગયો છે સર તમારો અવાજ સાંભળીને
સુનિલજી સેલ્ફી વિથ ડૉટર દરેકને યાદ છે
આજે જ્યારે તેની ફરી ચર્ચા થઈ રહી છે તો તમને કેવું લાગી રહ્યું છે
પ્રધાનમંત્રીજી તે હકીકતમાં તમે જે અમારા પ્રદેશ હરિયાણાથી પાણીપતની ચોથી લડાઈ દીકરીઓના ચહેરા પર સ્મિત લાવવા માટે શરૂ કરી હતી જેને તમારા નેતૃત્વમાં સમગ્ર દેશે જીતવાનો પ્રયાસ કર્યો હતો તો ખરેખર તે મારા માટે અને દરેક દીકરીના પિતા અને દીકરીઓને ચાહનારાઓ માટે બહુ મોટી વાત છે
સુનિલજી હવે તમારી દીકરીઓ કેવી છે આજકાલ શું કરી રહી છે
જી મારી દીકરીઓ નંદિની અને યાચિકા છે એક સાતમા ધોરણમાં ભણે છે એક ચોથા ધોરણમાં ભણે છે અને તમારી મોટી પ્રશંસક છે
તેમણે તમારા માટે થેંક્યૂ પ્રાઇમ મિનિસ્ટર કરીને પોતાની સહવિદ્યાર્થીઓ જે છે વાસ્તવમાં પત્રો પણ લખાવ્યા હતા
વાહ વાહ
અચ્છા દીકરીઓને તમે મારા અને મન કી બાતના શ્રોતાઓનાઘણા બધા આશીર્વાદ આપજો
ખૂબ ખૂબ ધન્યવાદ
તમારા કારણે તો દેશની દીકરીઓના ચહેરા પર સતત સ્મિત વધી રહ્યું છે
ખૂબ ખૂબ ધન્યવાદ સુનિલજી
જી ધન્યવાદ
સાથીઓ મને એ વાતનો ખૂબ જ સંતોષ છે કે મન કી બાતમાં આપણે દેશની નારી શક્તિની સેંકડો પ્રેરણાદાયક ગાથાઓનો ઉલ્લેખ કર્યો છે
પછી તે આપણી સેના હોય કે પછી ખેલ જગત હોયમેં જ્યારે પણ મહિલાઓની ઉપલબ્ધિઓ પર વાત કરી છે તેની ખૂબ જ પ્રશંસા થઈ છે
જેમ કે આપણે છત્તીસગઢના દેઉર ગામની મહિલાઓની ચર્ચા કરી હતી
આ મહિલાઓ સ્વયં સહાયતા સમૂહો દ્વારા ગામના પાદર સડકો અને મંદિરોની સફાઈ માટે અભિયાન ચલાવે છે
આ જ રીતે તમિલનાડુની તે આદિવાસી મહિલાઓ જેમણે હજારો ઇસીઓ ફ્રેન્ડલી ટેરાકોટ્ટા કપ્સ ટેરાકૉટા કપ્સની નિકાસ કરી તેમનામાંથી પણ દેશે ખૂબ જ પ્રેરણા મેળવી
તમિલનાડુમાં જ ૨૦ હજાર મહિલાઓએ સાથે આવીને વેલ્લોરમાં નાગ નદીને પુનર્જીવિત કરી હતી
આવાં કેટલાંય અભિયાનોને આપણી નારીશક્તિએ નેતૃત્વ આપ્યું છે અને મન કી બાત તેમના પ્રયાસોને સામે લાવવાનો મંચ બની છે
સાથીઓ હવે આપણી સાથે ફૉન લાઇન પર એક બીજા સજ્જન ઉપસ્થિત છે
તેમનું નામ છે મંજૂર અહમદ
મન કી બાતમાં જમ્મુકાશ્મીરની પેન્સિલ સ્લેટના વિશે વાત કરતા મંજૂર અહમદજીનો ઉલ્લેખ થયો હતો
મંજૂર જી કેમ છો તમે
મંજૂરજી થેંક્યૂ સરએકદમ મજામાં સાહેબ
મન કી બાતની આ 100મી કડીમાં તમારી સાથે વાત કરીને મને બહુ સારું લાગી રહ્યું છે
મંજૂરજી થેંક્યૂ સાહેબ
અચ્છા આ પેન્સિલ સ્લેટવાળું કામ કેવું ચાલે છે
મંજૂરજી ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે
સાહેબ ખૂબ જ સારી રીતે
જ્યારથી સાહેબ તમે અમારી વાત મન કી બાતમાં કરી સાહેબ ત્યારથી ખૂબ કામ વધી ગયું સાહેબ અને બીજાની પણ આજીવિકા ખૂબ જ વધી છે આ કામમાં
કેટલા લોકોને હવે આજીવિકા મળતી હશે
મંજૂર જી અત્યારે મારી પાસે ૨૦૦ પ્લસ છે
અરે વાહ મને બહુ જ ખુશી થઈ
મંજૂરજી જી સાહેબ અત્યારે એકબે મહિનામાં તેને એક્સપેન્ડ કરી રહ્યો છું અને 200 લોકોની આજીવિકા વધી જશે સાહેબ
વાહ વાહ જુઓ મંજૂર જી
મંજૂરજી જી સાહેબ
મને બરાબર યાદ છે અને તે દિવસે તમે મને કહ્યું હતું કે આ એક એવું કામ છે જેની ન કોઈ ઓળખ છે ન પોતાની ઓળખ છે અને તમને ખૂબ જ વેદના હતી અને આ કારણે તમને ખૂબ જ મુશ્કેલી પડતી હતી તે પણ તમે કહી રહ્યા હતા પરંતુ હવે તો ઓળખ પણ બની ગઈ અને ૨૦૦થી વધુ લોકોને આજીવિકા પણ આપી રહ્યા છો
મંજૂરજી જી સાહેબ જી સાહેબ
અને નવું એક્સપેન્શન કરીને અને 200 લોકોને આજીવિકા આપી રહ્યા છો તે તો ખૂબ જ આનંદ થાય તેવા સમાચાર આપ્યા તમે
મંજૂરજી એવેન સાહેબ અહીં જે ખેડૂત છે સાહેબ તેમને પણ આમાં ખૂબ જ ફાયદો થયો સાહેબ ત્યારથી
2000નું ઝાડ વેચતા હતા અત્યારે ત્યાં ઝાડ 5000 સુધી પહોંચી ગયાં સાહેબ
એટલી માગ વધી ગઈ છે તેમાં ત્યારથીઅને તેમાં પોતાની ઓળખ પણ બની ગઈ છે
તેના ઘણા બધા ઑર્ડર છે મારી પાસે સાહેબ
અત્યારે હું આગામી એકબે મહિનામાં વધુ એક્સપેન્ડ કરીને અને બસ્સોઅઢીસો બેચાર ગામમાં જેટલા પણ છોકરાછોકરીઓ છે તેમાં ઍડ્જસ્ટ થઈ શકે છે તેમને પણ આજીવિકા મળી શકે છે સાહેબ
જુઓ મંજૂરજી વોકલ ફોર લોકલ ની શક્તિ કેટલી જબરદસ્ત છે તમે તેને સાકાર કરીને દેખાડી દીધી છે
મંજૂરજી જી સાહેબ
મારી તરફથી તમને અને ગામના બધા ખેડૂતોને અને તમારી સાથે કામ કરી રહેલા બધા સાથીઓને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ ભાઈ
મંજૂરજી જીધન્યવાદ સાહેબ
સાથીઓ આપણા દેશમાં આવા કેટલાય પ્રતિભાશાળી લોકો છે જે પોતાની મહેનતનાજોરેસફળતાના શિખર સુધી પહોંચ્યા છે
મને યાદ છે વિશાખાપટ્નમના વેંકટ મુરલી પ્રસાદજીએ એક આત્મનિર્ભર ભારત ચાર્ટ શેર કરી હતી
તેમણે કહ્યું હતું કે તેઓ વધુમાં વધુ ભારતીય ઉત્પાદનોનો જ ઉપયોગ કરશે
જ્યારે બેતિયાના પ્રમોદજીએ LEDબલ્બ બનાવવાનું નાનું યૂનિટ ચાલુ કર્યું અથવા ગઢમુક્તેશ્વરના સંતોષજીએ સાદડીઓ matsબનાવવાનું કામ કર્યું મન કી બાત જ તેમનાં ઉત્પાદનોને સહુની સામે લાવવાનું માધ્યમ બન્યું
આપણે મેક આઇએન Indiaનાં અનેક ઉદાહરણોથી લઈને સ્પેસ સ્ટાર્ટ યુપીએસ સુધીની ચર્ચા મન કી બાતમાં કરી છે
સાથીઓ તમને યાદ હશે કેટલાક હપ્તા પહેલાં મેં મણિપુરનાં બહેન વિજયશાંતિ દેવીજીનો પણ ઉલ્લેખ કર્યો હતો
વિજયશાંતિજી કમળના રેસાઓથી કપડાં બનાવે છે
મન કી બાતમાં તેમના આ અનોખા ઇસીઓ ફ્રેન્ડલી આઇડીઇએ ની વાત થઈ તો તેમનું કામ વધુ પોપ્યુલર થઈ ગયું
આજે વિજયશાંતિજી ફૉન પર આપણી સાથે છે
નમસ્તે વિજયશાંતિજી
હોવ અરે યુ
સિર આઇ એએમ ફાઇન
એન્ડ હોવs યૂર વર્ક ગોઇંગ ઓન
સિર સ્ટિલ વર્કિંગ અલોંગ વિથ માય 30 વુમેન
આઇએન સુચ એ શોર્ટ પીરિયડ યુ હવે રીચ્ડ 30 પર્સન્સ
યેસ સિર થિસ યીયર અલસો મોરે એક્સપેન્ડ વિથ 100 વુમેન આઇએન
માય એઆરઇએ
સો યૂર ટાર્ગેટ આઇએસ 100 વુમેન
યા 100 વુમન્સ
એન્ડ નોવ પીઓપલ અરે ફેમિલિયર વિથ થિસ લોટસ ટીમ ફાઇબર
યેસ સિર eveyoneએસ નો ફ્રોમ મન્ન કી બાટ પ્રોગ્રામે એએલએલ ઓવર ઇન્ડિયા
સો નોવ itએસ વેરી પોપ્યુલર
યેસ સિર ફ્રોમ પ્રાઇમ મિનિસ્ટર મન્ન કિબાત પ્રોગ્રામે એવરીઓને નાઉઝ એબાઉટ લોટસ ફાઇબર
સો નોવ યુ ગોટ થે માર્કેટ અલસો
યેસ આઇ હવે ગોટ એ માર્કેટ ફ્રોમ યુએસએ અલસો
They વાન્ટ ટીઓ બાય આઇએન બલ્ક આઇએન લોટ્સ ક્વાન્ટિટીઝ બટ આઇ વાન્ટ ટીઓ ગિવ ફ્રોમ થિસ યીયર ટીઓ સેન્ડ થે u
એસ અલસો
સો નોવ યુ અરે એક્સપોર્ટર
યેસ સિર ફ્રોમ થિસ યીયર આઇ એક્સપોર્ટ ઓઉર પ્રોડક્ટ મદે આઇએન ઇન્ડિયા લોટસ ફાઇબર
સો વ્હેન આઇ સે વોકલ ફોર લોકલ એન્ડ નોવ લોકલ ફોર ગ્લોબલ
યેસ સિર આઇ વાન્ટ ટીઓ રીચ માય પ્રોડક્ટ એએલએલ ઓવર થે ગ્લોબ ઓએફ એએલએલ વર્લ્ડ
સો કોંગ્રેચ્યુલેશન એન્ડ વિશ યુ બેસ્ટ લક
ઠાંક યુ સિર
ઠાંક યુ ઠાંક યુ વિજયશાંતિ
ઠાંક યુ સિર
સાથીઓ મન કી બાતની એક બીજી વિશેષતા રહી છે
મન કી બાત દ્વારા કેટલાંય જન આંદોલનો એ જન્મ લીધો છે અને તેમણે ગતિ પણ પકડી છે
જેમ કે આપણાં રમકડાં આપણા રમકડા ઉદ્યોગને ફરીથી સ્થાપિત કરવાનું મિશન મન કી બાતથી જ શરૂ થયું હતું
ભારતીય જાતિના શ્વાન આપણા દેશી ડૉગ્સ તેને લઈને જાગૃતિ વધારવાની શરૂઆત પણ મન કી બાતથી જ કરી હતી
આપણે એક બીજું અભિયાન શરૂ કર્યું હતું કે આપણા ગરીબ નાના દુકાનદારો સાથે ભાવની રકઝક નહીં કરીએ ઝગડો નહીં કરીએ
જ્યારે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ ત્યારે પણ મન કી બાતએ દેશવાસીઓને આ સંકલ્પ સાથે જોડવામાં અગત્યની ભૂમિકા નિભાવી
આવાં દરેક ઉદાહરણ સમાજમાં પરિવર્તનનું કારણ બન્યાં છે
સમાજને પ્રેરિત કરવાનું આવું જ બીડું પ્રદીપ સાંગવાનજીએ પણ ઉઠાવેલું છે
મન કી બાતમાં આપણે પ્રદીપ સાંગવાનજીના હીલિંગ હિમાલયાઝ અભિયાનની ચર્ચા કરી હતી
તેઓ ફૉનલાઇન પર આપણી સાથે છે
પ્રદીપજી નમસ્કાર
સર જયહિન્દ
જય હિન્દ જય હિન્દ ભાઈ
કેમ છો તમે
સાહેબ ખૂબ જ મજામાં
તમારો અવાજ સાંભળીને તો વધુ મજામાં
તમે હિમાલયને હીલ કરવાનું વિચાર્યું
હા જી સાહેબ
અભિયાન પણ ચલાવ્યું
આજકાલ તમારું અભિયાન કેવું ચાલી રહ્યું છે
સાહેબ બહુ સારું ચાલી રહ્યું છે
2020થી એમ માનો કે જેટલું કામ અમે પાંચ વર્ષમાં કરતા હતા હવે એક વર્ષમાં થઈ જાય છે
હા જી હા જી સાહેબ
શરૂઆત ખૂબ જ નર્વસ થઈ હતી
ખૂબ જ ડર હતો એ વાતને લીધે કે જિંદગીભર આ કરી શકીશું કે નહીં કરી શકીએ
પરંતુ થોડો સપોર્ટ મળ્યો અને 2020 સુધી અમે ખૂબ જ સ્ટ્રગલ પણ કરી રહ્યા હતા હોનેસ્ટલી
લોકો ખૂબ જ ઓછી સંખ્યામાં જોડાઈ રહ્યા હતા
ઘણા બધા એવા લોકો હતા જે સપોર્ટ નહોતા કરી શકતા
અમારા અભિયાનને એટલું મહત્ત્વ પણ નહોતા આપી રહ્યા
બટ 2020 પછી જ્યારે મન કી બાતમાં ઉલ્લેખ થયો તે પછી ઘણી બધી ચીજો બદલાઈ ગઈ
એટલે કે પહેલાં અમે વર્ષમાં 6થી 7 ક્લીનિંગ ડ્રાઇવ કરી શકતા હતા 10 ક્લીનિંગ ડ્રાઇવ કરી શકતા હતા
આજની દાતે માં અમે ડેઇલી બેઝ પર પાંચ ટન કચરો એકઠો કરીએ છીએ અલગઅલગ લોકેશન માં
અરે વાહ
મન કી બાતમાં ઉલ્લેખ થયા પછી તમે સાહેબ બિલીવ કરો મારી વાતને કે હું અલ્મોસ્ટ ગિવ યુપી કરવાના સ્ટેજ પર હતો એક ટાઇમે અને તેના પછી ઘણું બધું પરિવર્તન આવ્યું મારા જીવનમાં અને ચીજો એટલી સ્પીડ યુપી થઈ ગઈ કે જે ચીજો અમે વિચારી પણ નહોતી
સો આઇm રિયલી થેન્કફુલ કે ખબર નહીં કઈ રીતે અમારા જેવા લોકોને તમે શોધી નાખો છો
કોણ આટલા અંતરીયાળ વિસ્તારમાં કામ કરે છે હિમાલયના ક્ષેત્રમાં જઈને બેસીને અમે કામ કરી રહ્યા છીએ
આટલી ઊંચાઈએ અમે કામ કરી રહ્યા છીએ
ત્યાં તમે શોધી કાઢ્યા અમને
અમારા કામને દુનિયા સમક્ષ લાવ્યા
તો મારા માટે બહુ જ ઇમોશનલ મોમેન્ટ હતી ત્યારે પણ અને આજે પણ કે હું જે આપણા દેશના જે પ્રથમ સેવક છે તેમની સાથે હું વાતચીત કરી શકું છું
મારા માટે તેનાથી મોટા સૌભાગ્યની વાત ન હોઈ શકે
પ્રદીપજી તમે તો હિમાલયના શિખર પર સાચા અર્થમાં સાધના કરી રહ્યા છો અને મને પાકો વિશ્વાસ છે જ્યારે તમારું નામ સાંભળતા જ લોકોને યાદ આવી જાય છે કે તમે કેવી રીતે પહાડોની સ્વચ્છતાના અભિયાન સાથે જોડાયેલા છો
હા જી સર
અને જેવું તમે જણાવ્યું કે હવે તો બહુ જ મોટી ટીમ બનતી જઈ રહી છે અને તમે આટલા મોટા પ્રમાણમાં ડેઇલી કામ કરી રહ્યા છો
હા જી સર
અને મને પૂરો વિશ્વાસ છે કે તમારા આ પ્રયાસોથી તેની ચર્ચાથી હવે તો કેટલાય પર્વતારોહી સ્વચ્છતા સાથે જોડાયેલા ફોટો પોસ્ટ કરવા લાગ્યા છે
હા જી સાહેબ
આ સારી વાત છે
તમારા જેવા સાથીઓના પ્રયાસના કારણે વસ્તે આઇએસ અલસો એ વેલ્થ એ લોકોના મગજમાં હવે સ્થિર થઈ રહ્યું છે અને પર્યાવરણની પણ રક્ષા હવે થઈ રહી છે અને હિમાલય જે આપણું ગર્વ છે તેને સંભાળવો શણગારવો અને સામાન્ય માનવી પણ જોડાઈ રહ્યો છે
પ્રદીપજી ખૂબ જ સારું લાગ્યું મને
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ
ઠાંક યુ સિર
ઠાંક યુ સો મુચ
જય હિન્દ
સાથીઓ આજે દેશમાં પર્યટન એટલી ઝડપથી વધી રહ્યું છે
આપણાં આ પ્રાકૃતિક સંસાધન હોય નદીઓ પહાડ તળાવ કે પછી આપણાં તીર્થસ્થાન હોય તેમને સાફ રાખવાં ખૂબ જ આવશ્યક છે
તે પર્યટન ઉદ્યોગની ઘણી મદદ કરશે
પર્યટનમાં સ્વચ્છતાની સાથેસાથે આપણે અતુલનીય ભારત ચળવળની પણ અનેક વાર ચર્ચા કરી છે
આ ચળવળમાં લોકોને પહેલી વાર એવી કેટલીય જગ્યાઓ વિશે જાણવા મળ્યું જે તેમની આસપાસ જ હતી
હું હંમેશાં કહું છું કે આપણે વિદેશોમાં પર્યટન પર જતા પહેલાં દેશમાં ઓછામાં ઓછાં ૧૫ પર્યટન સ્થાનો પર અવશ્ય જવું જોઈએ અને આ સ્થાનો જે રાજ્યમાં તમે રહો છો ત્યાંનાં ન હોવાં જોઈએ
તમારા રાજ્યની બહાર કોઈ અન્ય રાજ્યના હોવાં જોઈએ
આ જ રીતે આપણે સ્વચ્છ સિયાચિન સિંગલ યુએસઇ પ્લાસ્ટિક અને ઇવાસ્ટે જેવા ગંભીર વિષયો પર પણ સતત વાત કરી છે
આજે પૂરી દુનિયા પર્યાવરણના જે issueના લીધે એટલી વ્યાકુળ છે તેના સમાધાનમાં મન કી બાતનો આ પ્રયાસ ખૂબ જ મહત્ત્વનો છે
સાથીઓ મન કી બાત અંગે મને આ વખતે એક બીજો ખાસ સંદેશ UNESCOનાં મહિલા ડીજી ઔદ્રે ઑજુલે ઓડ્રે એઝોઉલે નો આવ્યો છે
તેમણે બધા દેશવાસીઓને સો એપિસૉડ 100th એપિસોડ્સ ની આ ભવ્ય યાત્રા માટે શુભકામનાઓ આપી છે
સાથે જ તેમણે કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા છે
આવો પહેલાં UNESCOનાં DGના મનની વાત સાંભળીએ
ઓડિયો યુનેસ્કો ડીજી
નમસ્તે એક્સેલેન્સી ડિયર પ્રાઇમ મિનિસ્ટર ઓન બેહલ્ફ ઓએફ યુનેસ્કો આઇ ઠાંક યુ ફોર થિસ ઓપોર્ચ્યુનિટી ટીઓ બે પાર્ટ ઓએફ થે 100th એપિસોડ ઓએફ થે મન્ન કી બાટ રેડિયો બ્રોડકાસ્ટ
યુનેસ્કો એન્ડ ઇન્ડિયા હવે એ લોંગ કોમન હિસ્ટોરી
વે હવે વેરી સ્ટ્રોંગ પાર્ટનરશીપ્સ ટોગેથર આઇએન એએલએલ એરિયાસ ઓએફ ઓઉર મંડતે એડ્યુકેશન સાયન્સ કલ્ચર એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ આઇ વાઉલ્ડ લાઇક ટીઓ ટેક થિસ ઓપોર્ચ્યુનિટી તોડાય ટીઓ તલ્ક એબાઉટ થે ઇમ્પોર્ટન્સ ઓએફ એડ્યુકેશન
યુનેસ્કો આઇએસ વર્કિંગ વિથ આઇટીએસ મેમ્બર સ્ટેટ્સ ટીઓ એન્શ્યોર થત એવરીઓને આઇએન થે વર્લ્ડ હાસ એક્સેસ ટીઓ ક્વાલિટી એડ્યુકેશન બાય 2030
વિથ થે લાર્જેસ્ટ પોપ્યુલેશન આઇએન થે વર્લ્ડ કોલ્ડ યુ પ્લીઝ એક્સપ્લેઇન ઇન્ડિયન વે ટીઓ અચીવિંગ થિસોબ્જેક્ટિવ
યુનેસ્કો અલસો વર્ક્સ ટીઓ સપોર્ટ કલ્ચર એન્ડ પ્રોટેક્ટ હેરિટેજ એન્ડ ઇન્ડિયા આઇએસ ચેરિંગ થે G20 થિસ યીયર
વર્લ્ડ લીડર્સ વાઉલ્ડ બે કમિંગ ટીઓ દેલ્હી ફોર થિસ ઇવેન્ટ
એક્સેલેન્સી હોવ ડોએસ ઇન્ડિયા વાન્ટ ટીઓ પુટ કલ્ચર એન્ડ એડ્યુકેશન એટી થે ટોપ ઓએફ થે ઇન્ટરનેશનલ એજેન્ડા આઇ ઓન્સ અગેઇન ઠાંક યુ ફોર થિસ ઓપોર્ચ્યુનિટી એન્ડ કન્વે માય વેરી બેસ્ટ વિશેસ થ્રોગ યુ ટીઓ થે પીઓપલ ઓએફ ઇન્ડિયા
see યુ સૂન
ઠાંક યુ વેરી મુચ
ઠાંક યુ એક્સેલેન્સી
આઇ એએમ હેપી ટીઓ ઇન્ટરેક્ટ વિથ યુ આઇએન થે 100thMann કિબાત પ્રોગ્રામે
આઇ એએમ અલસો હેપી થત યુ હવે રેઇઝ્ડ થે ઇમ્પોર્ટન્ટ ઇશ્યુઝ ઓએફ એડ્યુકેશન એન્ડ કલ્ચર
સાથીઓ UNESCOનાં ડીજીએ એડ્યુકેશન અને કલ્ચરલ પ્રિઝર્વેશન અર્થાત્ શિક્ષણ અને સંસ્કૃતિ સંરક્ષણ વિશે ભારતના પ્રયાસો વિશે જાણવા માગ્યું છે
આ બંને વિષય મન કી બાતના ગમતા વિષય રહ્યા છે
વાત શિક્ષણની હોય કે સંસ્કૃતિની તેના સંરક્ષણની વાત હોય કે સંવર્ધનની ભારતની આ પ્રાચીન પરંપરા રહી છે
તે દિશામાં આજે દેશ જે કામ કરી રહ્યો છે તે ખૂબ જ પ્રશંસનીય છે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય કે પ્રાદેશિક ભાષામાં અભ્યાસનો વિકલ્પ હોય શિક્ષણમાં ટૅક્નૉલૉજીનો સમાવેશએકીકરણ હોય તમને આવા અનેક પ્રયાસ જોવા મળશે
વર્ષો પહેલાં ગુજરાતમાં વધુ સારું શિક્ષણ આપવા અને ડ્રૉપઆઉટ રેટને ઓછો કરવા માટે ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમ જનભાગીદારીના એક અદ્ભુત ઉદાહરણ બની ગયાં હતાં
મન કી બાતમાં આપણે આવા કેટલાય લોકોના પ્રયાસોને હાઇલાઇટ કર્યા છે જે નિઃસ્વાર્થ ભાવથી શિક્ષણ માટે કામ કરી રહ્યા છે
તમને યાદ હશે એક વાર આપણે ઓડિશામાં રેકડીમાં ચા વેચનારા સ્વર્ગીય ડી
પ્રકાશરાવજી વિશે ચર્ચા કરી હતી જે ગરીબ બાળકોને ભણાવવાના મિશન પર લાગેલા હતા
ઝારખંડનાં ગામોમાં ડિજિટલ લાઇબ્રેરી ચલાવનારા સંજય કશ્યપજી હોય કોરોના દરમિયાન ઇલર્નિંગ દ્વારા અનેક બાળકની મદદ કરનારાં હેમલતા એન
જી હોય આવાં અનેક શિક્ષકનાં ઉદાહરણ આપણે મન કી બાતમાં લીધાં છે
આપણે સંસ્કૃતિ સંરક્ષણના પ્રયાસોને પણ મન કી બાતમાં સતત સ્થાન આપ્યું છે
લક્ષદ્વીપના કુમેલ બ્રદર્સ ચેલેન્જર્સ ક્લબ હોય કે કર્ણાટકના ક્વેમશ્રીજી કલા ચેતના જેવા મંચ હોય દેશના ખૂણેખૂણાથી લોકોએ મને પત્ર લખીને આવાં ઉદાહરણો મોકલ્યાં છે
આપણે તે ત્રણ સ્પર્ધાઓ વિશે પણ વાત કરી હતી જે દેશભક્તિ પર હાલરડાં અને રંગોળી સાથે જોડાયેલી હતી
તમને ધ્યાનમાં હશે એક વાર આપણે દેશભરના વાર્તા કહેનારાઓ પાસેથી વાર્તા કહેવાના માધ્યમથી શિક્ષણની ભારતીય શૈલીઓ પર ચર્ચા કરી હતી
મારો અતૂટ વિશ્વાસ છે કે સામૂહિક પ્રયાસથી મોટું પરિવર્તન લાવી શકાય છે
આ વર્ષે આપણે જ્યારે સ્વતંત્રતાના અમૃતકાળમાં આગળ વધી રહ્યા છીએ ત્યારે જી૨૦ની અધ્યક્ષતા પણ કરી રહ્યા છીએ
આ પણ એક કારણ છે કે શિક્ષણની સાથેસાથે વિવિધ વૈશ્વિક સંસ્કૃતિને સમૃદ્ધ કરવા માટે આપણો સંકલ્પ વધુ મજબૂત થયો છે
મારા પ્રિય દેશવાસીઓ આપણા ઉપનિષદોનો એક મંત્ર સદીઓથી આપણા માનસને પ્રેરણા આપતો આવ્યો છે
चरैवेति चरैवेति चरैवेति |
ચાલતા રહો ચાલતા રહોચાલતા રહો |
આજે આપણે આ ચરૈવેતિ ચરૈવેતિની ભાવના સાથે મન કી બાતનો ૧૦૦મો એપિસૉડ પૂરો કરી રહ્યા છીએ
ભારતના સામાજિક તાણાવાણાને મજબૂતી આપવામાં મન કી બાત કોઈ પણ માળાના દોરાની જેમ છે
જે દરેકના મનને જોડીને રાખે છે
દરેક એપિસૉડમાં દેશવાસીઓની સેવા અને સામર્થ્યએ બીજાને પ્રેરણા આપી છે
આ કાર્યક્રમમાં દરેક દેશવાસી બીજા દેશવાસીની પ્રેરણા બને છે
એક રીતે મન કી બાતનો દરેક એપિસૉડ બીજા એપિસૉડ માટે ભૂમિકા તૈયાર કરે છે
મન કી બાત હંમેશાં સદ્ ભાવના સેવા ભાવના અને કર્તવ્ય ભાવનાથી જ આગળ વધી છે
સ્વતંત્રતાના અમૃત કાળમાં આ પૉઝિટિવિટી દેશને આગળ લઈ જશે નવી ઊંચાઈ પર લઈ જશે અને મને આનંદ છે કે મન કી બાતમાં જે શરૂઆત થઈ તે આજે દેશની નવી પરંપરા પણ બની રહી છે
એક એવી પરંપરા જેમાં આપણને બધાના પ્રયાસની ભાવનાના દર્શન થાય છે
સાથીઓ હું આજે આકાશવાણીના સાથીઓનો પણ ધન્યવાદ કરીશ જે ખૂબ જ ધૈર્યપૂર્વક આ પૂરા કાર્યક્રમને રેકૉર્ડ કરે છે
તે અનુવાદકો જે ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ ઝડપથી મન કી બાતનો વિભિન્ન પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કરે છેહું તેમનો પણ આભારી છું
હું દૂરદર્શનના અને MyGovના સાથીઓને પણ ધન્યવાદ આપું છું
દેશભરની ટીવી ચૅનલો ઇલેક્ટ્રૉનિક મિડિયાના લોકો જે મન કી બાતને વિના કૉમર્શિયલ બ્રૅક દેખાડે છે
તે બધાનો હું આભાર વ્યક્ત કરું છું અને અંતમાં હું તેમનો પણ આભાર વ્યક્ત કરીશ જે મન કી બાતની કમાન સંભાળી રહ્યા છે ભારતના લોકો ભારતમાં આસ્થા રાખનારા લોકો
આ બધું તમારી પ્રેરણા અને શક્તિથી જ સંભવ થઈ શક્યું છે
સાથીઓ આમ તો મારા મનમાં આજે એટલું બધું કહેવા માટે છે કે સમય અને શબ્દ બંને ઓછા પડે છે
પરંતુ મને વિશ્વાસ છે કે તમે બધાં મારા ભાવોને સમજશો મારી ભાવનાઓને સમજશો
તમારા પરિવારના જ એક સભ્ય તરીકે મન કી બાતના સહારે તમારી વચ્ચે રહ્યો છું તમારી વચ્ચે રહીશ
આગલા મહિને આપણે એક વાર ફરી મળીશું
ફરીથી નવા વિષયો અને નવી જાણકારીઓ સાથે દેશવાસીઓની સફળતાને સેલિબ્રેટ કરીશું
ત્યાં સુધી મને વિદાય આપો અને તમારું તેમજ તમારા પોતાના લોકોનું ખૂબ જ ધ્યાન રાખજો
ખૂબખૂબ ધન્યવાદ
નમસ્કાર